આ ચિત્રમાં બતાવેલું સ્થળ એક મોટા વેપારીનું ગોદામ જેવું લાગી રહ્યું છે.

આ એ સ્કુટી લાલ કલરની છે એ સ્કુટીના પાછળ એક પથ્થર છે.

વોટરફોલ દેખાવામાં મસ્ત લાગી રહ્યું છે તેના પાછળ એક વીજળીનો થાંભલો છે.

આ ચિત્રમાં ચાલવાની જગ્યાની બાજુમાં પથ્થરો મુકેલા છે બે ત્યાં બેસી શકાય.

બધી ગાડીઓ સી_એન_જી વડે ચાલતી છે આ બધી ગાડી ટેક્સી છે આ બ આ ચિત્રમાં બિલ્ડીંગ દેખાઈ રહયું છે.

બિલ્ડીંગ ની પાસે ઘણી બધી તાર છે આ બિલ્ડિંગ ની ડાબી સાઈડે આસમાન દેખાય રહ્યું છે.

આમાં કાચબાનું મોઢું નીચે છે ચિત્રમાં કાચબાના ફક્ત બે પગ દેખાય રહ્યા છે.

બિલ્ડીંગ ના નીચે ચિકન શોપ જોવા મળે છે ચિકન શોપ ની સામે એક બાઈક ઉભી છે.

આ ચિત્રમાં ત્રણથી ચાર બાઇક છે આ ચિત્રમાં બે સ્કુટી છે.

બેંકનું બોર્ડ ગુજરાતીમાં હિન્દીમાં અને અંગ્રેજીમાં લખાયેલું છે અહીં ગ્રાહકો માટે ચોવીસ કલાક એ_ટી_એમ સુવિધા ઉપલબ્ધ છે.